જેની બહાર ઘણી બધી ગાડીઓ મૂકેલી એવી લાગી રહી છે.

લા દેખાતા મુજબ આ કોઈ ટાયર ની ડુકાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છ --

ફોટામાં દેખાય તે પ્રમાણે આ ફોટામાં એક ટેબલ અને ઘણી બધી ખુરશીઓ પણ છે.

આ ફોટા માં પાંચ કે છ જેટલા ભૂરા રંગના ટેક્ટરો દેખાઈ રહ્યા છે.

ફોટા માં જોયા મુજબ મને લાગે છે કે આ એક ઢોષો અથવા અતપમ છે.

આ ફોટા માં ઘણી બધી છોકરીઓ સફેદ અને લાલ રંગની ડ્રેસ પહેરી છે.

આના ઉપરના ભાગે ત્રણ જેવા પંખાઓ દેખાઈ રહ્યા છે જેનો રંગ સફેદ લાગે છે.

આ દરવાજાના ઉપર ફૂલ અને ઘણી બધી અલગ ડિઝાઇ નો પણ જોવાઈ રહી છે.

આ વાંદરાઓનો રંગ કાળો અને ભૂરો જેવો જોવા મળે છે.

આ ફોટા માં એક સ્કૂલ અથવા કોલેજ દેખાઈ રહી છે.

આ ફોટા માં એક કાળા રંગનો મોટો દરવાજો અને ગેટ જોવા મળે છે.